જેમાં બોવ બધા લોકો યોગા કરી રહ્યા છે લાઈક ઓલ્ડ મતલબ થોડા ઘરડા માણસ છે યુવાન છે.

અમ આ કોયના બેડરૂમ નુ ફોટો છે અંમ બોજ સારુ એવુ એટમોસ્ફિયર લાગી રહ્યું છે.

ટી_વી છે ફર્નિચર સારા એવા કલર નુ છે કલર કોમ્બિનેશન મને બોજ ગમ્યુ.

એન્ડ બે બે ભાઇઓ જઇ રહ્યા છે ગામડા વાળા કપડા--

જ્યાં બાહર ગાર્ડન દેખાય રહ્યું છે અન ફૂલો બો બધા લાગેલા છે પણ બધા સુકાઈ ગ્યા હોય એવું લાગી રહ્યું છે મને.

એન્ડ બે ત્રણ પ્રોફેસર ટાઇપ ના એકદમ પ્રોફેશનલ લોકો મને આમા દેખાય રહ્યા છે.

કોવર્સ એવુ બધુ મને દેખાઈ રહ્યુ છે ઉમ્મ પાણીનું એક ઓરેન્જ કલર નું એક જગ ભી પડ્યો છે ત્યાં.

ફેસ્ટિવલ નુ લાગી રહ્યુ છે લાઇક હોડી યા તો કોઇ કોમ્પિટિશન ટાઇપ નુ બધુ બોજ અલગ અલગ કલર માં સજાઇલુ છે.

બટ ત્યાં લોકો છે એમણે બધાએ મેં વાઈટ કલર ની ટીશર્ટ ટાઈપ નું એન્ડ બ્લુ કે બ્લેક જીન્સ ટાઈપ નું બધું પહેરેલું છે.

હમ્ આ મને પિક્ચર કોઈ દ હોસ્પિટલ ની લોબી જેવું લાગી રહ્યું છે અ--

અ આ લોકો કઈક ફ્રુટ્સ શેરડી ને બધાની પૂજા કરી રહ્યા છે.

આ સારુ એવુ મોટુ મંડપ બંધાયેલું છે બો બધી પબ્લિક છે અહીંયા.

અ આ રા નાઈટ નો એક ફોટો છે બધા એપાર્ટમેન્ટ મોટી મોટી દુકાન દેખાય રહી છે મને.

આ જે કપડાની એક બ્રાન્ડ સારી એવી બ્રાન્ડ છે.